કોઈ બટેકા સાથે જોખમે હોય તો અમરે તેઓની રક્ષા માટે સાથે ચાલવું એવો દરબારી હુકમ છે આવો જવાબ મળ્યા પસી રવા ભાઈ શંકા તો રહી ગયી તેમ હોય તો ભલે પણ અમને તમારી જરૂરત નથી કારણ હું રાજપૂત ગિરાસિયો છું અને સાથે છું માટે તમે તમારી ખુશી થી પાસલ વડો પણ સો વાણિયાઓ બોલ્યા એક કરતા બે ભલા માટે રવા ભાઈ બાપુ તમને એ સાથે આવ્યા રવા ભાઈ એ કહ્યું આગ્રહ નો કર્યો અને સો આગળ ચાલવા મંડીયા રવા ભાઈ કાઢીયાવાડી માં આવેલા પચ્યા ગામ માં આવેલા દેવાની ભાયાત વડોદના હતા અને ગોવર્ધન શેઠ હતા તેમના ભાઈઓ તેમના વસ્તી હતા સો ભાવનગર થી આવતા કાળીયા આંબા આવસ સાથે થઇ ગયા રોંધો મડ્યો અને સાંજ નમતા રાતી એ મળી ત્યારે સોગઠ અને ડભાળીયા ગામ વચ્ચે કાળીસર નદી ઉતરીને સૌ સામે કાંઠે ચડ્યા એજ સમયે રવાભાઈ ની ચકોર અને આંખો માં બીજા શ્રદ્ધા એ કિશોર વસ્થા વચ્ચે બેઠેલા જોયા પ્રથમ થીજ આ રાજપૂત ચોરે તરફ નજર ફેરવતો હોશિયારીથી ચાલતો હતો તેવા માં પોતે માર્ગ માં બેઠેલા જોઈ આડીઅવળી નજર ફેરવી ત્યાં તો દૂરથી આડે માર્ગે બીજા એ સત્કારી પુરુસો ને પણ પોતાની તરફ આવતા જોયા એક તો પ્રથમ થીજ સાથે આવતા બે હથિયારબંધ માણસો વિશે એમ વહેમ હતો જ અને આ બધો જોઈ અને ખાતરી થઇ કે આ સાથે ચાલનાર ક્ષેત્રધારી સુબેદાર નથી પણ આ વાણિયાઓ પણ હેરું છે ઢેંગનું કરવાનું વખત આવી પહોંચ્યો છે અને ધરીને પોતાની તલવારની કોઠી છોડી હોશિયાર થઇ શું થાય તે જોજો રવા ભાઈ ચુપચાપ આગળ ચાલજો આડે માર્ગે આવતા બે હથિયારબંધ આગળ બેઠેલા બે ની સાથે ભળી ગયા અને ચાર ચારેય જણા એ તેવા ગાળા ઉપડા અવેર તેમાં રસ્તા વચ્ચે ઉભા રહી એને ગાળા ઉભા રખાવ્યા અને કહ્યું અમને આમ અખીન હોવાની શક છે માટે આ ગાળા ને જડ થી લેવા દો ગાળા અટક્યા એટલે રવા ભાઈ તો ચેતી ગયા પોતે ઘોડી ઉપ્પર થી ઉતરી પોતાના બંને ગાડા માંથી સાથે લઇ ને આગળ વધ્યા અને જડથી બધાએ ગાડી અટકાવવા નું જાણી આગળ ઉભેલા શેરનામ થી કહ્યું ભાઈઓ આગળ ના ગામે દરબારી પટેલ રૂબરૂ તમને ખુશીથી તપાસ કરજો પરંતુ આમ વગડા આમ માં અંતરિયાળ જડતી ના હોય માટે ઓરે ખસો અને ગાળા ચાલવા દયો આટલું કહેતા જ તરીકે સાથે ચાલતો એ માણસો માનો એક બોલ્યો દરબાર તમારા ગાળા ની નથી લેવી એથી તમે તમારા ગાળા લઈને હાલતા થાઓ અને આ બીજા ગાળા ઓ ને તો લેવી જ પડશે રવા ભાઈ આ પ્રસન્ગે પામી ગયા સાથે ચાલતા નથી પરંતુ આ લૂંટારા ટોળીયાઓના જ માણસો છે એમ ખાતરી થઇ ચુકી પોતે બોલ્યા ભાઈઓ આ બધા મારા ગાળા ઓ છે પંથ ના ગાળા કઈ નોખા નથી તમારી મડબત હું જાણી ચુક્યો છું પણ ભાવનગર થી જમણી ભુજભાથ દેવજી નું નામ તમે જાણો છો ને તેવો હું વારશદર છું મારા દેહ માં પ્રાણ હશે ત્યાં સુધી તમારી ઈચ્છા પુરી નહિ થી જ પડે મારા કુલ ખાનદાની અને સુરવીરતાની શાહ પાર આ સોએ મારો સાથ કર્યો છે એટલે મારે તો અહીં ખપી ગયેલ છૂટકો છે માટે હાજી હું હાથ જોડી ને કાવ છું કે ભાઈઓ જાઓ અને જ્યાં સુધી આજે રામનવમી છે મારા કુટુંબ મા નકરોડો ઉપવાસ છે મારા જીવ ને કલેશ થશે મારે ખસી જાવ લુટારાવાઓ એક બીજાના સામે જોયું પોતાની જિંદગી એવું કોઈ બોલ્યા ધોકાનો નો છૂટો ઘા કર્યો સમય તુરત વાપરી એ હાથ ઝુકાવી રવા ભાઈ પોતાના સાથીઓ તરફ બોલ્યા ભાઈઓ હું એકલો છું દુસ્મનો વધારે છે તમે ફક્ત મારી પીઠ સંભાળજો બાકી હૂતો હું સ્વામિનારાયણ સહાય કરશે એટલું બોલિને રવાભાઈ તલવાર ખેંચી વાણીયા તો સો બીક થી દૂર ખસી ગયા સાથેના રાજપૂત માંથી રાજપૂતાઈન ની રજ ઉડી ગયી પણ જગો કોળી હાથમાં મોઢું આડું લઈને દુસ્મનો ના ઘા ઝીકવા રવા ભાઈ ની પીઠ પાસાળ આવી ઉભો આ બધું એક પળ મા બની ગયું થયું આવી બન્યું કહે છે

sir તમારું app છે sir online છે ને sir હાં, એનાં માટે મતલબ શું મતલબ કેટલું જલ્દી આપણને delivery આપે છે product?

જી Sir, જી Sir, મારો PSFive મંગાવ્યો હતો Sir હજી નહીં આવ્યો.

Sir next week મંગાવેલું. આહ, મતલબ ગયા અઠવાડિયે મંગાવેલું. કેમ, કેમ Sir? મારૂ Location છે કચ્છ ભુજ. Sir. Sir, મને તો ત્રણ દિવસ છે, દેખાડ્યું તું તમારા એપ માં. પણ Sir મારે તો Game રમવીતી ને Sir હવે હું શું કરીશ Sir? મારા તો પૈસા કેટલાં મે તો આપી દીધા Online transaction કરી દીધું મે Sir. હવે નાં આવ્યું તો? તો મારુ શું? મારા પૈસા તમે આપસો Sir? Sir, ના મલ્યુ એની guarantee કોણ લેશે? Sir, ના મલ્યુ એની guarantee કોણ લેશે? આ Sir, તો મને Double નાં પૈસા પાછાં દેસે, તમે અપસો મને? મારો Time West done!

Okay Sir, પાક્કું બે દિવસ માં આવી જશે ને?

તો Sir તમારો App check કરાવો ને Sir, તમારો App bug છે એ cheque કરાવો ને! Sir, મારો મારા પાસે Wi-Fi છે, Network issues ની વાત જ નથી. Sir, મારું Wi-Fi, નાં Sir નાં એવું છે, હું રોજ cheque કરતો તો મને Game રમવા માટે ભી હું Daily check કરતો તો ક્યાં પોચ્યું? ક્યાં પોચ્યું? નાં Sir હજી તો મને કે છે કે Delivery, હમણાં મારા ઘર ની બાજુ માં જ છે પણ હજી આવી નથી. મારા ઘર નાં બાજુ માં જે તમારો shop છે Cello નો ત્યાં પણ જઈ આવ્યો ત્યાં પણ નહિ આવી. હા OrderID હું તમને કઈ શકું ને, હાં sir order ID કઈ શકું ને તમને! Sir લખો Five Eight Zero Six one three two

Sir Line પર જ રયો છે Sir. કેટલી વાર લાગશે Sir? હા તો એમાં કાંઈ Damage damage નહિ આવે ને Sir? કેમકે બઉ તમને પણ ખબર છે, Damage આવે Return કરે તો મારો Time કેટલો West થશે! Sir, એનો જવાબ છે તમારા પાસે એ વાત તો સાચી જ, પણ મારો જે Time West થ્યું જે મારે પૈસા માં પૈસા પણ મે આપ્યા ને મને Product આવું મળે એમ તો ના ચાલે ને! અમે તો તમારા App પર ભરોસો કરીને અમે મંગાવીએ છીએ અને તમે આવું કરો છો પછી તમારા સાથે એવું કેમ હાલે!

return? નાં Sir મને બીજું નહિ એ તો મને એજ જોઈશે ને સહી સલામત! હા Sir એક Sir બીજું હતું કે તમારો જે આ સેલો App છે, એમાં અચ્છા Cell Hey app છે, એમાં મતલબ તમારા કઈ EmailId હસે મતલબ Complaint લખાવા માટે?

કઈ website પર Sir? Okay ત્યાં પણ અમે મતલબ એવું કરી શકીએ છીએ Complaint લખી Sir કોન અચ્છા Contact No. તો છે તમારા. હા Sir, તમારા માં મગજ બઉ છે Sir! Sir Sir તમારું જે આ Cell Hey app છે એ Amazon સાથે Work કરે છે?

અને sir મતલબ તમારા જે percentage છે, જે Shipping Fees છે, એ એટલી વધારે કેમ છે? સર મે મતલબ Fifty one thousand નું Product મંગાવ્યું છે હમણાં, એમાં Fifty one thousand નું psFive મંગાવ્યું છે. Sir એમાં આંઠ હજાર તો ખાલી Shipping Fees છે. Sir Product Product એટલું મોંઘું મંગાવ્યું છે, એટલે તો તમને Shipping તો Free કરવી જોઈએ ને Sir! તમારી Company માટે જ સારું કામ કરીએ છે ને! હા Sir, બસ્સો ત્રણસો, હા Sir, જે જે જેના સાથે જે Company સાથે તમે Work કરો છો, એ Company તો Shipping free કરે છે એટલું મોંઘું અમને કરીએ, ક્યાંથી આવે છે Sir? ક્યાંથી આવે છે? અચ્છા અચ્છા અચ્છા Sir તો મારુ PSFive ક્યાંથી આવશે? પણ ક્યાંથી આવ્યું છે Sir? એમ પૂછવા, અચ્છા Australia થી આવ્યું છે, એટલે મતલબ એટલું Lat થાય છે એવું છે? પણ Sir હું આંઠ હજાર એમ એમ નથી કેવાં માંગતો હું એમ કેવાં માંગુ છું કે હું Sir Fifty One Thousand કાંઈ નાની amount તો નથી એ પણ તમારા App માંથી, through app હું લઉં છું,

તો તમારું App આવું કેમ કરે છે Sir? Sir Product Product SirPSFive શું નાની વસ્તુ છે? અચ્છા sir sirPSFive ની Company એકજ છે Sir, શું સારી જગ્યાએ થી મંગાવીને આપ , કેવી વાત કરો છો Sir! Sir, એટલે તમે Duplicate મોકલો છો Sir તમારું કેવું મતલબ એ? Sir તમે તો હમણાં એમ કીધું કે હવે બની જાય છે એવું! હા Sir તો તમે એમ હા તો Sir તમે તો એમ કીધું ને કે તમારું Product એવું છે, આવું છે, એટલે જ તમને પૂછું છું ને Sir, મારી પૂછવાની તો ફરજ બને ને Sir, duplicate આવી ગ્યું હોય તો માંરે ક્યાં જવું Sir? અચ્છા Sir Damage વગર નું Duplicate આવે તો? sir sir થોડી બીક લાગે છે, કે Sir આવડું મોટું amount પેલ્લી વાર મંગાવ્યું છે Sir એટલે થોડીક બીક લાગે છે! અચ્છા Sir તમે Cell hey માં Sir મતલબ મને આ Cell Hey app છે તમારું, એમાં મને મારી કોઈ પણ મતલબ મારુ Product છે મારી એક shop છે, એમાં મને કાંઈક મારા Product વેંચવાં હોય તો એ વેંચી શકું તમારા through app? તો એનાં માટે શું કરવું પડે થોડુંક જણાવસો શું?

Sir તો હું હવે આ બધુ કરાવા માટે મતલબ મને બે મતલબ કેટલું મતલબ તમે કેટલાં percentage રાખશો, Product સમજી લ્યો સો રૂપિયા નો છે તો તમારા કેટલા મતલબ તમે કાંઈ App કાંઈક ચાર્જીસ લેતું હશે ને? કેટલા Sir charges? margin કેટલું કીધું? Sir તો નહિ વેંચવું Sir મારે તો Sir, યાં હું Online જ બરોબર છું. એટલું મોંઘું હોય Sir Margin Sir! અને તમે Shipping નાં ય્ એટલા લ્યો છો Sir, તો Customer હવે તમારા App માંથી કેમ લે Sir? Sir મારુ તો હવે એવું લાગે છે, શું કેવું!

Sir, હા Sir તમને ફોન કરે છે Sir? તો તમને ખબર પડી કે, Sir એટલે આજ નાં દિવસ માં મારી આવી છે Sir? એવું છે?

હા Sir એ તો તમારી વાત બિલકુલ સાચી, એટલું મોંઘું Product મે મંગાવ્યું જ છે એ સારું જ છે મને ખબર છે. પણ તો ભી, હા Sir Sir મને હવે

Sir આવી ગ્યું તો Sir પછી માંરે શું કરવું? તમારું નામ શું છે Sir? Sorry Sir શું નામ છે તમારું? મીત રાઠોડ Sir.

મારુ, મારુ નામ Sir રાહુલ નાં Sir તમે બઉ સહાયતા કરી એનાં બદલ ધન્યવાદ Sir તમારો!

Kitchen garden આપણે રસોઈ ના બગીચા નો ફક્ત એક જ ઉદ્દેશ હોવો જોઈએ કે જેમાં ઘર આંગણે તાઝા શાકભાજી ઉગાડો અને મોજ થી ખાઓ રસોડા નો બગીચો ઘર ના અન્ય બગીચા કરતા થોડોક અલગ રીતે તૈયાર કરવો કે જેમાં કોઈ પણ શાકભાજી ઉગાડો છો જેનો ઉપયોગ તમે રસોડા માં કરી શકો.

તાઝા અને સુંદર શાકભાજી ખાવા મળે અને organic પણ ગણાય આ રસોડા માં માં બિનજરૂરી શાકભાજી નો કચરો નાખી જૈવિક ખાતર ના રૂપ માં ઉપયોગ કરી શકાય. કાર્ય kitchen garden નાની જગ્યા તેમજ આજુબાજુ બિનજરૂરી વાડા માં તેમજ ઘર ની પાછળ પણ બનાવી શકાય છે આજ કાલ વધતા જતા શહેરીકરણ અને ઔધોગિકકરણ ને કારને અ અનેક ગંભીર પ્રશ્નો ઉપસ્થિત થાય છે ગીચ વસ્તી વાળા રહેઠાણો હવા પાણી અને જમીન નાં પ્રદુષણ ઓ વગેરે પ્રશ્નો થી સામાન્ય જનતા ને સ્વચ્છ હવા પાણી અને ખોરાક નાં મળવા ના કારણે અનેક દર્દો થી તંદુરસ્તી આવા સંજોગો માં શક્ય તેટલા વધુ વિસ્તાર માં શોભા ના ફૂલ છોડ શાકભાજી કે કે ફળ ઝાડ અને જંગલી વૃક્ષો વાવવા થી પરિસ્થિતિ માં થી રાહત મેળવી શકાય છે શાકભાજી માં proteincarbohydrate vitamin સારા પ્રમાણ માં હોવાથી તંદુરસ્તી જાળવવા માં દરેક ના રોજીંદા ખોરાક માં શાકભાજી નો ઉપયોગ અનિવાર્ય છે દૂધ અને ફળ ની માફક શાકભાજી પણ મહત્વ નું જરૂરી ખોરાક છે વાળા શાકભાજી માં પાણી અને અથવા તંતુ ઓ સારા પ્રમાણ માં હોય છે.

પરંતુ ભારત વ્યક્તિ દીઠ માત્ર એસી gram ફળ અને એકસો સિત્તેર gram શાકભાજી આહાર માં લેવાય છે જેના કારણે વ્યક્તિ સ્વસ્થ અને નીરોગી જીવન જીવી શકતા નથી. તેના નિવારણ માટે ઘર આંગણા ની ખેતી kitchen garden એક ઉત્તમ ઉપાય છે covid ઓગણીસ ની મહામારી વચે kitchen garden terrace garden ની માંગ અને Covid ઓગણીસ જેવી ગંભીર પરિસ્થિતિ ને કારણે city area માં વસતા લોકો માં ખુબ જ મોટા પાયે kitchen garden terrace garden તૈયાર કરવા નો craze જાગ્યો અને લોકો kitchen garden terrace garden તરફ વળ્યા ને પોતાના મકાનો ની terrace balcony ના મહત્તમ ઉપયોગ કરી રહ્યા છે હવે kitchen garden ના ફાયદા ઘર ની આજુબાજુ ની જમીન નો સદુપયોગ કરી સુંદર અને સ્વચ્છ રાખી શકાય છે kitchen garden ઘર ની શોભા માં વધારો કરી શકાય છે ઘર વપરાશ માં લેવા માં આવતા નકામા પાણી નો યોગ્ય રીતે વપરાશ કરી શકાય છે. કુટુંબ ની જરૂરીયાત મુજબ યોગ્ય પ્રમાણે મનપસંદ તાઝા અને જંતુ નાશક દવા થી મુક્ત શાકભાજી નું ઉત્પાદન કરી શકાય છે kitchen garden માં કાર્યરત રહેવાથી શારીરિક કસરત મળે છે જેથી સ્વાસ્થ્ય તંદુરસ્ત રાખી શકાય છે ઘર આંગણે ખેતી પદ્ધતિ અને તેની ઉપયોગીતા સમજાવી શકાય છે ઘર ખર્ચ માં ઘટાડો થાય છે. તાઝા અને તંદુરસ્ત શાકભાજી ઈચ્છા અનુસાર આખું વર્ષ દરમિયાન મેળવીશકાય છે પોતાની મનપસંદ શાકભાજી નો ઘર આંગણે ઉછેર કરવા થી તેનો ઉપયોગ કરી ઘર ખર્ચ બચાવી શકાય. ઘર આંગણે તૈયાર કરેલ શાકભાજી જંતુ નાશક દવા ઓ ના સિવાય ના અને કુદરતી થી ઉત્પન્ન કરેલા હોય છે kitchen garden મળતા ફળો કે શાકભાજી કે બજાર માં થી મળતા ફળો કે શાકભાજી કરતા એકદમ તાઝા અને વધુ પૌષ્ટિક તત્વો ધરાવતા હોય છે kitchen garden નું આયોજન કેવી રીતે કરવું kitchen garden નું આયોજન કરતી વખતે નીચેના મુદ્દા ઓ ધ્યાન માં રાખવા જરૂરી છે જમીન ના વિસ્તાર પ્રમાણે આયોજન કરવું પોતાની પસંદગી ના શાકભાજી વાવવા ઉગતા સૂર્ય પ્રકાશ વાળી ખુલ્લી જગ્યા પસંદ કરવી જમીન અને ઋતુ ને અનુકુળ શાકભાજી વાવવા અને પાણી ની ઓછી જરૂરીયાત હોય તેવા ફળો વાવવા કુટુંબ માં સભ્યો ની જરૂરિયાત પ્રમાણે આખા વર્ષ દરમિયાન શાકભાજી મળી રહે તે પ્રમાણે આયોજન કરવું. વધુ માં kitchen garden નું આયોજન શાકભાજી પાકવા ના calendar ને ધ્યાન માં રાખી ને કરવું અને હવે શાકભાજી ઉગાડવા માટે ના અગત્ય ના મુદ્દા ઓ શાકભાજી ઉગાડવા ની જગ્યા એ દિવસ દરમિયાન પુરતો સૂર્ય પ્રકાશ રેવો જોઈએ kitchen garden માટે રસોડા માં થી નીકળતું વધારા નું પાણી જેમ કે RO અથવા aquaguard નાખાયેલું હોય તો તેમાં થી ગણું બધું પાણી વધે છે. જે પીવા સિવાય નું ઉપયોગ માં લેવા નું છે અને બાકી માં સ્નાન કે કપડા ધોતા બહાર આવતા સાબુ chemical વાળું પાણી kitchen garden માટે વાપરવું જોઈએ નહી. ની સગવડ અને નિકાલ ની વ્યવસ્થા કરવી જોઈએ ટપક સિંચાઈ પદ્ધતિ પણ અપનાવી શકાય છે kitchen garden માં છોડ ની આજુબાજુ વડે નીન્દ્ણ કરવી રસોડા કે ઘર માંથી નીકળતા વધારા ના પાણી ને સીધા જ કુંડા માં નાં વેડાવતા કુંડી કે ટાંકી માં ભેગું કરી જરૂરિયાત મુજબ તેનો ઉપયોગ થાય તેવી વ્યવસ્થા કરવી કેમ કે છોડ ને ભેજ ની જરૂર છે પાણી ની નહી ફળ અને શાકભાજી ખાવા લાયક યોગ્ય અવસ્થા એ જ ઉગાડવા તરત જ છોડ ઉખાડી નાખવા જીવાત થી નુકસાન પામેલા અવશેષો ભેગા કરી તેનો યોગ્ય નિકાલ કરવો અથવા બાળી નાખવા લીલા એવા શાકભાજી ના પાત્રો ના લીલા ઝાડ અગાસી પર ચડાવી શકાય તથા ટેકા મંડપ બનાવી શકાય વાળા શાકભાજી જેવા કે ડુંગળી લસણ બટાકા મૂળા ગાજર બીત ની રોપણી ક્યારા ની પાળી પર કરવી જેથી જમીન નો સારી રીતે ઉપયોગ કરી શકાય છાયડા વાળી જગ્યા માં મેથી ધાણા પલક અને અડવી ઉગાડી શકાય Kitchen garden માં પેર પપૈયા લીંબુ જામફળ સીતાફળ વગેરે નો kitchen garden સમાવેશ થાય છે. રીંગણ મર્ચી ટામેટી કોબીજ ફુલાવર ડુંગળી જેવા પાક નું ધરો ઉછેર કરી ક્યારો માં રોપણી કરવી જોઈએ પરવર જેવા પાક માટે આંગણા ના ખૂણા માં મંડપ બનાવી એક અથવા બે બીજ ઉછેરી મંડપ પર ચડાવવું ક્યારા નું આયોજન એવા પ્રકારે કરવું જેથી દરેક ઋતુ ના પાક પુરા થયા બાદ નવી ઋતુ ના પાક ની વાવણી કરી શકાય

જરૂરી એવા દિવેલી યુરીયા વગેરે જેવા ખાતરો નો ઉપયોગ કરવા માં આવે છે આ ઉપરાંત ઘર આંગણા ના ભાગ માં નાના નાનો જેથી બાગ નો કચરો તથા રસોડા નો જીવંત કચરો તેમજ તરીકે ઉપયોગ કરી શકાય kitchen garden માં ઔષધીય બગીચો kitchen garden ઔષધીય બગીચા નું ખુબ જ મહત્વ છે ઔષધીય પાકો જેવા કે કુવારપાઠું તુલસી અરડૂસી હળદર અશ્વગંધા શત્તાવરી જેથીમલ વગેરે ઘર આંગણે ઉગાડી શકાય છે તાવ શરદી ઉધરસ વગરે જેવા રોગો સામે ઔષધીય વનસ્પતિઓ નો ઉપયોગ કરી ઘર ગાથું ઉપાયો માં કરી શકાય છે ઘર આંગણા ના બગીચા માં વિવિધ પ્રકાર ના શાકભાજી પાકો તથા ફૂલ પાકો જેવા કે ગુલાબ જાસુદ ગલગોટા મોગરા બારમાસી સેવંતી ચમેલી ચંપ વગેરે વાવણી કરી ઘર ની શોભા નો વધારો કરી ઘર નું વાતાવરણ સુગંધ મય બનાવી શકો છો ઘર આંગણા ના બગીચા માં વિવિધ પ્રકાર ના શાકભાજી પાકો ઉપરાંત ફળ પાકો જેવા કે વગેરે ની વાવણી કેઈ season મુજબ તંદુરસ્ત ફળો

જીવાત ની વિવિધ અવસ્થાઓ નાશ કરી શકાય છે વધારે પડતું નાં આપવું વગરે જીવિત ખાતર અ અ

કેટલીક સ્થાનિક વનસ્પતિઓ લીમડો કરણજ મહુડો અરડૂસો માસ્યગનધાપી પીળી કરેણ ધતુરો ફુદીનો સીતાફળ બોગન વેલ ના શાકભાજી ના બાગો માં જીવાતો સામે રક્ષણ પૂરું પાડે છે આ બધી જ વનસ્પતિઓ પૈકી જીવાત નિયંત્રણ માટે લીમડો ખુબ જ મહત્વ નો પુર્વાટ થયેલ છે લીમડા ના તાઝા પાન દસ ટકા અને લીમડા ની બીજ નો ભૂકો પાંચ ટકા અ વસ્તી ઘટાડવા માં અસરકારક માલુમ પડે છે આવી વનસ્પતિ જન્ય બનાવટ નો ઉપયોગ કરવા થી તે જીઆવ્ત ને ઈંડા મુક્તિ અટકાવે છે અને છટકાવ કરેલ ભાગ ખાઈ ન શકતા જીવાત ધીરે ધીરે મરણ પામે છે આ ઉપરાંત સર્મોલ પીળા હજારી ગોટા નું વાવેતર નો ઉપયોગ કરી જીવાતો નું દવાઓ સિવાય નિયંત્રણ પણ કરી શકાય છે જંતુ નાશક દવાઓ ના છટકાવ કરવા ની જરૂરીયાત ઉભી થાય તો આડેધડ ઉપયોગ ના કરતા નિષ્ણાંત પાસે થી માહિતી મેળવી ઉપયોગ કરવો ઘર નો કોહ્વાળ ઘર ના કોહ્વાલ માટે ભલામણ મુજબ સહ પ્રમાણ બીજ નો ઉપયોગ કરવો વધારે બીજો નો દરમિયાન વાદળ વાળું વાતાવરણ રહે તથા વરસાદ ની હેલી હોય ત્યારે zero point છ ટકા નો દોડું મિશ્રણ છસો gram મરચું અને છસો gram ચૂનો પાંચ પાણી માં દોડું મિશ્રણ કરવા ની રીત જાણી ઉપયોગ કરવું અથવા Minus બોત્તેર ટકા દવા પંદર gram સો gram પાણી માં ઓગાળી દવા ચોરસ મિત્ર દર ચોરસ મીટર એ એક ત્રણ લીટર પ્રમાણે જમીન માં જારા વડે આપો પાન ના ટપકા દરેક શાકભાજી માં અલગ અલગ જાતી ના જીવાણું ની ટપકા ના રોગ જોવા મળે છે રોગ ની સારવાર તથા ઉભા પાક માં પંચોતેર ટકા અને દવા ત્રીસ gram દસ લીટર પાણી માં દ્રાવણ બનાવી દસ થી પંદર દિવસ ના ગાળે છટકાવ કરવો સફેદ ભૂકી ચાળો આ રોગ ના નિયંત્રણ માટે દસ લીટર પાણી માં પચીસ gram પ્રમાણે મેળવી છટકાવ કરવો સુકારા આ રોગ ના નિયંત્રણ માટે જમીન માં ને ભલામણ મુજબ આપવી kitchen garden ના રોગ અને જીવાતો ના નિયંત્રણ માટે ઘર ગાથું દવા ઓ અને ઉપયોગ કરવા ની પદ્ધતિ પેલું ડુંગળી લસણ ડુંગળી અને લસણ તીવ્ર વાસ ધરાવે છે તેના નાના ટુકડા કરીને mixture માં crush કરી pest બનાવી આ તૈયાર કરેલ pest માં પાણી નાખી આ પાણી ને છોડ પર spray કરવા થી કીડી મકોડા જીવાતો થી છુટકારો નળે છે મીઠું ચાર લીટર પાણી માં બે ચમચી મીઠું ઓગળી ને spray કરવા થી જીવાતો નું પ્રમાણ ઘટી જશે. પ્રકાર ની નીવાતોન ઈયળો નો ઉપદ્ર્વ નાં થાય તે માટે લીંબોળી ના નિંજ નું દ્રાવણ અથવા લીંબોળી ના તેલ નો ઉપયોગ છટકાવ માટે કરવો ફૂગ જન્ય રોગ માટે છાસ ગૌ મૂત્ર નો ઉપયોગ કરવો Kitchen garden માટે ની યોજના અંગે ની માહિતી રાજ્ય માં બાગાયત રાજ્ય માં બાગાયત ખાતા ની વડી કચેરી બાગાયત નિયામક શ્રેણી કચેરી કૃષિ ભવન sector દસ એ ગાંધીનગર ખાતે આવેલ છે રાજ્ય માં બાગાયત ખાતા ની વડી કચેરી ગાંધીનગર ખાતે આવેલી છે રાજ્ય ના દરેક જીલ્લાઓ માં નાયબ નિયામક શ્રી ની કચેરીઓ આવેલી છે જ્યાંથી kitchen garden યોજના વિશે માહિતી મેળવી શકાય છે તદુપરાંત રાજ્ય ના અઢાર જીલ્લા ઓ માં આ યોજના હેઠળ નવીન kitchen house ની સ્થાપના માટે સ્થળ ઉપર તાંત્રિક માર્ગદર્શન તથા શાકભાજી બિયારણ તથા જરૂરી ખાતરો ના package ઓ તૈયાર કરી નહિ નફો નહી ખોટ ના ધોરણે પ્રજા જનો ને વહેચણ કરવા માં આવે છે. મકાઈ અને જુવાર ઈયળ અને ચાર ટપકા વાળી ઈયળ અને વાળા ની ઈયળ પ્રકાશ એક ની એક સંખ્યા માં

નામ ના જીવાણું નો powder વીસ gram અથવા નામ ની ફૂગ નો powder ચાલીસ gram અથવા લીમડા ના લીંબોળી ની મીંજ નો ભૂકો પાંચસો gram અથવા લીમડા નો તે ત્રીસ મિલી પાણી માં ભેળવવા દસ gram કપડા ધોવા નો powder ઉમેરવો અથવા લીમડા વીસ મિલી લીટર થી ચાળીસ લીટર દસ લીટર પાણી માં ઉમેરી છોડ ની ભૂંગળી

હા હા સોફિયાન વાત કરું છું. હા કેમ છે? અમને બધું સારું જ છે. હા અત્યારે તમે કઈ જગ્યાએ રહો છો? હમ અમ અમ

હું પણ ની એક સારી company મા કામ કરું છું. ત્યાં પણ call center નું કામ છે અને ત્યાં call center ને મતલબ એમાં કોઈ SIM card ના related કોઈ કામ કરવાનું હોય છે. જેમ કે BSNL નું card છે તેમાં customer ને information આપવાની હોય અથવા તો કોઈ customer ને problem હોય છે તો તેના માટે તેમને હા તે બાબતને લગતી information આપવાની હોય છે. તો તમારે call center માં કેવું છે?

ને અમ મારે પણ પાપા-મમ્મી ને સારું છે. તમારા પાપા-મમ્મી શું કરે છે?

okay અને બોટાદમાં તમે શું કરતા હતા?

હમ okay અને ઘરે કોઈ દાદા-દાદી અથવા કોઈ બીજી વ્યક્તિ છે?